સારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી જેનું એડ્રેસ પરિયા તાલુકા પારડી જિલ્લા વલસાડ પીનકોડ થ્રી નાઈન સિક્સ વન ફોર ફાઈવ છે.

સામેની બાજુ ઘણા બધા બંગલાઓ છે જેના ટેરેસ ઉપર પાણીની ટાંકીઓ મૂકવામાં આવી છે.

દુકાનની બહાર એક બ્લેક કલર નું મોપેડ ઊભેલું દેખાય છે અને ત્યાં બહાર એક ઇન્ડિયન ફ્લેગ દેખાઈ રહ્યો છે.

મસ્જિદની અંદર સી_સી_ટી_વી કેમેરા લગાવવામાં આવ્યા છે અને જમણી તરફ એક વોલ ક્લોક લગાવવામાં આવ્યું છે.

કાર્ટ પર સામે એક લેડીઝ અને જેન્ટ્સ કામ કરી રહ્યા છે અને બંને બાજુ કસ્ટમર ઊભેલા દેખાય છે.

આ એક બેકરી નું દ્રશ્ય છે જેની અંદર બ્લુ કલર ના વૉલ ઉપર એક એ_સી લગાવવામાં આવ્યું છે.

આ એક પાણીથી ભરેલું ટળાવ અથવા સરોવરનું દ્રશ્ય લાગી રહ્યું છે જેના કિનારા પર વોલ કરવામાં આવી છે.

એની અંદર એક વાઈટ કલર નું ફ્રીજ છે અને બ્લુ કલર નું ઠંડા પીણાંનું ફ્રીજ છે.

ટાટા નમકના જથ્થાની બાજુમાં ઘઉંના પેકેટ ના જથ્થા દેખાઈ રહયા છે.

હામેની બાજુ ડેસ્ક પર એક વૉશ બેસિન છે અને નાના-નાના ઘણા સાધનો મૂકવામાં આવ્યા છે.

એ_ટી_એમ ની ડાબી બાજુ હરિભાઈ ચશ્મે વાલે ચશ્માની દુકાન છે અને જમણી બાજુ એક દવાખાનું છે.

દુકાનની અંદર પણ પિંક કલર ના અને વાઈટ કલર ના બલૂન દેખાઈ રહ્યા છે.

બે તરફ બોર્ડ પર નાના અક્ષરે ખેડૂત મિત્રની ચા પીને જુઓ એવું લખવામાં આવ્યું છે.